આ ચિત્રમાં તો ઉપર વાઈટ કલરની સીલીંગ છે અને નીચે ગ્રે કલર ના ફ્લોરિંગ સાથે કાળા કલરના ટાયર છે.

કાચ પણ છે અને દરવાજા પણ દેખાય છે અલગ અલગ જાતના એટલે આ એક દુકાન હોય આ બધી વસ્તુઓ મૂકી છે એ બધી વસ્તુ વેચવા માટે કાઢી હશે એવું લાગે છે.

આગાડ કબુતરાઓ ઉડી રહ્યા છે અને નદી કિનારાથી લીધેલો ફોટો હોય તેવું દેખાય છે પાણી ખૂબ જ શાંત છે.

આ તો કોઈક તો બી ગાર્ડન અથવા તો પાર્ક નો ફોટો લાગે છે જ્યાં ખૂબ જ બધા નાળિ નાળિયેરીના ઝાડ છે.

આ ચિત્રમાં ઉપર ખૂબ મોટું હોર્ડિંગ લગાવ્યું છે શ્રી મહાલક્ષ્મી માર્બલ .

આ કોઈક તો બી બિરયાની નું રેસ્ટોરન્ટ હોય એવું દેખાય છે અંદર બધા ખાવા પીવાના ચિત્ર લગાવ્યા છે ઉપર એક ફેન છે.

ને થોડોક કલર ઉખડેલો હોય એવુ દેખાય છે અને ગ્રીન કલર ના ડાંડા ઉપર લખ્યું પણ છે લાઇટ હાઉસ અને આજુ બાજુ ફુલ ગ્રીનરી છે હરિયાળી જ હરિયાળી છે.

આ કોઈક ઓફિસનું કે બેંકનું કે કા તો સ્કૂલ નું અહ બેસવાનું છે ઇન્કવાયરી ડેસ્ક પણ લખ્યું છે સાઈડ માં બે ખુરશી ગોઠવવી છે.

આ રિવર નો ચિત્ર છે અને ગ્રે કલર નો બ્રિજ બનાવ્યો છે ટ્રેન માંથી ફોટો લીધો હોય એવું દેખાય છે.

રસ્તો બનાયવો છે અને ઉપર બોર્ડ માર્યું છે કે શાંતિધામ આરાધના કેન્દ્ર અને એવું પણ લયખુ છે કે જૈન દેરાસર તિથલ.

કોઈકે સ્કાર્ફ તો કોઈકે ટોપી ને બધા સ્કૂલ યુનિફોર્મ માં હોય તેવું દેખાય છે.

ઘણી બધી બાઈકો પણ દેખાય છે આગળ એક બુલેટ છે એક હોન્ડા છે એમ ઘણું બધું છે.